two thousand thirteen જે છે એ ઉપયોગમાં લઈશું તમે જોઈ શકો છો અહિયાં જો MSofficetwo thousand thirteen નું આપણે અહી જો લખેલું છે MS Word એટલે wordtwo thousand thirteen બરોબર તો આ આપણે જોશું આપણે MSofficetwo thousand thirteen ની અંદર હવે MS Office ની અંદર ક્યાં ક્યાં package આવશે એ જોવું હોય તો પહેલા MSofficedownload કરવાનું અને MSofficedownload કરો અને પછી install કરો અને install કરતા ના ફાવે તો comment section માં જણાવજો આપણે એક separate video બનાવશું કે MS Office ને કઈ રીતે download કરવું ક્યાંથી download કરવું અને એને install કઈ રીતે કરવું તમે comment કરશો તો એનો separate video બનાવશું જો જરૂર હોય તો જ બનાવશું આપણે જરૂર ના હોય જો તમે તમારી રીતે download કરી લેતા હોય તો આપણે એવો બીજો કોઈ video બનાવાની જરૂર નથી છતાં પણ તમને confusion હોય કે ના અમારે MS Office અર કઈ રીતે download કરવું ક્યાંથી download કરવું અને install કરતા ફાવતું નથી તો comment કરજો આપણે separate video બનાઈ દઈશું આપણે બરોબર ત્યારપછી download કરવું તો આ video ની description અંદર link આપેલી છે ત્યાંથી તમે download કરી શકો છો તો મિત્રો જુઓ અહિયાં MS Office ની અંદર કયા ક્યાં application આવે છે એ જોવા માટે અહિયાં start menu તમને જોવા મળશે બરોબર તો આ window key દબાવો અને પોતાને start menu ઉપર અહિયાં cursor લઇ જાઓ અને click કરશો એટલે છે બરોબર એની અંદર type કરવાનું MS અને office એટલું type કરશો બરોબર એટલે MS Office બરોબર તો અહિયાં આપણને આ જે low આ જે sign આવે છે ને મિત્રો આ જે search ની sign આ જે જો અહિયાં search ની sign આવે છે આ કોઈ option જો તમારે window ten use કરતા હોય એ સમયે આવો કોઈ option હશે એના પર click કરશો એટલે browser ની અંદર search થશે google chrome ની અંદર આ જે તમે topic છે એ search થશે બરોબર પણ આપણું જે MS Office છે એ કઈ જગ્યાએ છે તો એ જોવા માટે મિત્રો MSofficetype કર્યું તો આવ્યું નહી આપણી પાસે તો એના માટેશું કરવાનું આપણે અહિયાં start menu માં જવાનું એને scroll down કરવાનું જો અહિયાં MSofficetwo thousand thirteen આવી ગયું MSofficetwo thousand thirteen અહિયાં તમને જોવા મળશે જોયું? હવે એની ઉપર તમે click કરશો એટલે એની અંદર જેટલી પણ application છે એ application તમને અહિયાં જોવા મળશે તો MS Office ની અંદર કેટલી application છે જુઓ તમે અહિયાં, બરોબર, આટલી applicationMSoffice ની અંદર આવે છે, એમાં શું શું છે? MSExcel છે ત્યારપછી

અને skypedrive અને છેલ્લે જુઓ અહિયાં જોઈ શકો છો તમે MSwordtwo thousand thirteen એટલે MS Word તો આપણે આ દરેક ને આપણે application ને આપણે જોવાના છે આમાં આપણે mainapplication નો focus કઈ જગ્યાએ કરવાનો છે તો MS Excel તરફ main focus આપણો main focusMSoffice ની અંદર main focusMSexcel ની અંદર કરવાનું ત્યારપછી આપણા power point જે presentation આપણે બનાવીએ છે કઈ રીતે presentation બને હવે મિત્રો તમને જાણીને આશ્ચર્ય થશે કે MSpowerpoint ની અંદર animation film બને છે basic animation આપે છે ને જે film માં એ power point માં થાય છે બરોબર એ પણ શીખશું આપણે બરોબર ત્યારપછી MS Word આ આ ત્રણ most usable applicationMSoffice ની છે MSwordpowerpoint અને excel આ તમને પણ ખબર છે અને તમે પણ એક એક computer ચલાયેલું છે તો તમે આ ત્રણ application નો ઉપયોગ કરેલો જ હશે બરોબર બાકી બીજું બધું છે આપણે જે અર બાકીની જે application છે એ application નો એટલો બધો use નથી છતાં આપણે એને જોશું ખરા શું એનું use છે બરોબર કેવી રીતે એનો use કરવો એની અંદર શું આવે છે બરોબર એને આપણે જોશું ખરા પણ આપણો main focus આ ત્રણ application પર વધારે રહેશે બરોબર તો આ હતું આપણું MS Office નું introduction આ એની અંદર package ની અંદર કઈ કઈ application આવે આપણે કઈ કઈ application પર વધારે focus આપવાનું છે એ આપણે જોયું હવે આપણે જોશું MS Word ની અંદર આપણે એનું framework જોવું છે બરોબર તો MS Word ની ઉપર જઈને આપણે click કરશું એટલે MS Word આપણી સમક્ષ open થશે ફરીથી મિત્રો કહી દઉં આ MSofficetwo thousand thirteen આપણે આ video ની અંદર use કરી રહ્યા છીએ હવે જુઓ તમે અહી ઉપર click તમે કરશો ને MS Word ઉપર એટલે તમારી સામે આ page આવશે હવે આ page શું કહેવા માંગે છે જુઓ આ page ની અંદર MSwordreadymade કેટલાક templates આપે છે જુઓ અહિયાં templates તમે જોઈ શકો છો આ readymade template છે તમે કોઈપણ templates નો ઉપયોગ કરીને તમે documents બનાવી શકો છો બરોબર પણ આપણે આપણી રીતે templates બનાવવું હોય તો જુઓ blank document છે બરોબર આ blank document આપણે આ select કરી લઈશું આ blank document ની અંદર આપણે બધું જે કરવાનું છે એ કરશું તો સૌથી પહેલા blank document ઉપર click કરશું એટલે આપણી સામે MSwordopen થઇ જશે બરોબર completely અને આ આપણી સામે તેનુ જે layout જે છે એ layout આવું દેખાશે તો હવે આ layout જે તમને જે દેખાય છે એને કહેવાય છે શું એ આપણે જોઈએ તો સૌથી પહેલા જોઈએ તમે અહિયાં ડાબી sidecorner થી આપણે શરૂઆત કરીએ તો આ જે part જે છે આટલો હું select કરું છું તમે જોઈ શકો છો આ part ને શું કહેવાય તો આને કહેવાય છે quick access toolbar શું કહેવાય quick access toolbar એ એવું toolbar કે આની અંદર તમે કોઈપણ option તમે આની અંદર add કરી શકો છો કેવી રીતે કરી શકો છો આગળ આપણે જેમ જેમ શીખતા જઈશું એમ એમ હું તમને શીખવાડતો જઈશ કે quick access toolbar ની અંદર આપણે જે option મુકવો હોય આપણી રીતે set કરવો હોય તો એ કેવિ રીતે થાય તો મિત્રો આનો ઉપયોગ શું થાય તો ઉપયોગ મિત્રો એ છે કે તમે કોઈ document ઉપર કામ કરતા હોય ને વધારે તમારું જેટલું પણ એ option હોય કે એ option નો use તમારે વધારે રહેતો હોય તો એ option તમે quick access toolbar માં જાવ એટલે તમારે કોઈ menu ની અંદર ન જવું પડે direct તમે quick access toolbar ની અંદર set કરી દો અને એની ઉપર click કરો એટલે એ optionautomatic ખુલી જાય બરોબર એટલે વધારે usable option હોય એ તમે set કરી શકો જો માની લો કે અહિયાં save button છે તો અહિયાં save buttonset છે તો આપણે generally આપણી ટેવ હોય છે controlS કરવાની પણ કોઈ ને controlS કરવાની ટેવ ન હોય અને mouse થી save કરવાની ટેવ હોય file માં જઈને direct save કરે બરોબર એ રીતે કરતા હોય તો એના માટે આ જે save ઉપર click કરો એટલે direct જ એ option ખુલે બરોબર તો એ quick access toolbar થી ત્યારપછી અહિયાં જુઓ આ મિત્રો જે line છે આ line ને શું કહેવાય અહીંથી આ line છે એને શું કહેવાય title bar કહેવાય શું કહેવાય title bartitle bar એટલે કે આ document તમે કયા નામ થી save કરેલું છે એ બતાવે જુઓ અહિયાં document one અને word છે document one એટલે કે અહીંથી આપણે આ file ને save કરેલી નથી એટલે સૌથી પહેલા આપણે save કરી લઈએ જુઓ save કરીએ એટલે નામ change થઇ જશે તો save કરવા માટે file માં જશું save માં જશું અથવા તો controlF કરશું તો પણ અહિયાં આવી જશું file માં જઈને તમે save આ કરશો તો તમારી સામે આ window આવશે controlS કરશો તો direct આ window આવશે ત્યારપછી quick access toolbar માં set કરેલું છે તે ઉપર click કરશો તો આ આવશે બરોબર અને અત્યારે હાલ પુરતું desktop ઉપર save કરી લઈએ બરોબર save કરીને અહિયાં આપણે desktop ઉપર કરી લઈએ અને એનું નામ આપી દઈએ શું નામ આપશું my first document બરોબર my first document એવું નામ આપી દઈએ બરોબર હવે મિત્રો આ જે word file જે હોય છે એ save કરો એનું extension શું હોય છે તો એનું extension હોય છે dotDOC શું dotDOC જુઓ તમે અહી save ઉપર click કરશો

બરોબર એટલે આને કહેવાય છે title bar હવે મિત્રો એની પછીનું next જોઈએ તો આ next માં તમને આ line તમને જોવા મળશે આ line ને શું કહેવાય menu bar એટલે આ બધા menu આપેલા છે જુઓ આ menu એટલે આને આપણે શું કહેવાય tab પણ કહીએ છીએ બરાબર આને menu પણ કહેવાય અને tab પણ કહેવાય બરાબર tabTABtab બરાબર તો જુઓ તો homeinsertdesignpage layout ત્યારપછી

આ જે area આપણને જોવા મળે છે આ area આને શું કહેવાય તો અને કહેવાય છે ribbon કે ribbonsorryribbonribbonribbon તો આપણે શું કહેવાય એને ribbon પણ કહે છે કોક અને અમુક લોકો એને ribbon પણ બરોબર in short આપણે એને ribbon કહે છે તો ribbon કહેવાય આને શું કહેવાય ribbon તો હવે ribbon માં શું આવે મિત્રો જુઓ home tab ની અંદર કેટલા option છે એ અહિયાં જોવા મળ્યું insert tab ઉપર click કરશો એટલે એની અંદર આટલા optioninsert menu ની અંદર

બરોબર ત્યારપછીની આપણે વાત કરીએ તો આ main આને શું કહેવાય આને આપણો workarea આ આપણું main page બરોબર જે page ઉપર આપણે કામ કરવાનું છે જે તમામ document જે છે એ document તમે type કરો એનું formatting કરો એ બધું તમારે આ page ની અંદર થશે બરોબર ત્યારપછીનું આપણે જોઈએ તો અહિયાં જો આ એક blue line તમને દેખાય છે આ શું છે તો કે આ છે શું છે status bar હવે status bar નો ઉપયોગ શું થાય તો કે status bar એ document નું status બતાવે status એટલે શું બતાવે status એનું આપણે ઉદાહરણ સહીત આપણે જોઈ લઈએ જો માની લો કે my first document એવું આપણે અહી type કર્યું બરોબર my first document એવું આપણે અહી type કર્યું હવે તમે જુઓ અહી page કેટલા છે તો page એક જ છે one of one જુઓ હવે માની લો કે હું બીજું pageadd કરું આપણે નીચે જઈને જુઓ આ બે page થઇ ગયા આ એક અને આ બે તો તમે અહિયાં તમે જોઈ શકો છો જો અહિયાં pageone of two થઇ ગયું શું થઇ ગયું one of twoone આગળ કેમ આવ્યું કારણકે cursor આપણું one પર છે two પર લઇ જઈશું તો હવે two of two થઇ જશે જોવો જોયું અહિયાં two of two થઇ ગયું બરોબર એની ઉપર તમે click કરશો એટલે direct તમને જેટલા page છે આ document માં એ page તમને જોવા મળશે બરોબર ત્યારપછી અહિયાં જુઓ word કેટલા છે આ document ની અંદર તો બધા આખા document ની અંદર word કેટલા ઉપયોગ કરેલા type કરેલા છે તો ત્રણ જુઓ myfirst અને document આ ત્રણ word આપણે અહિયાં type કરેલા છે કોઈ ચોથો word આપણે કરીએ બરોબર like તો આ ચોથો word થઇ ગયો આ પાંચમો word અને subscribe બરોબર છે subscribe તો આ છ word તો મિત્રો આ જુઓ તમને સાથે સાથે આ યાદ આવ્યું તો કહી દઉં જો તમને video પસંદ આવતો હોય એ video ને શું કરી દેશો like કરી દેવાનુ બરોબર તમારા friend circle માં કોઈને શીખવું હોય તો એની સાથે share કરી દેવાનું અને આવા જ regularvideo જોવા માટે આ channel ને શું કરવાની subscribe કરવાની બરોબર તો આ ત્રણ વસ્તુ ભુલ્તા નહી બરોબર તો આ થઇ ગયું status bar બરોબર પછી status bar માં આ આપણને આ અહિયાં option શું છે આ option તમને જોવા મળશે તો આ option તમે જુઓ અહિયાં ત્રણ option આપેલા હશે આ ત્રણ option નો ઉપયોગ શું છે એ જોઈએ તો પહેલું જ option શું છે read mode શું છે? read mode આની ઉપર click કરશો એટલે તમારું documentread mode માં આવી જશે તમે કોઈ edit નહી કરી શકો બરોબર અહિયાં કોઈ edit નહી થાય તમે ગમે એ type કરો right click કરો બરોબર અહીં તમે edit નહી કરી શકો જુઓ edit ના કોઈ option તમને જોવા નહી મળે read mode ખાલી તમે read કરી શકો document ખાલી ત્યારપછી આ બીજું છે આ print layoutprint layout કરશો એટલે આ જો આપણે અહિયાં જેમકે original document આપણું જે છે એ આવી જશે બરોબર એટલે આ print layout એટલે તમારે print જે જોઈએ છે એ કેવું formatting જોઈએ છે કઈ design માં જોઈએ છે કેવું તમારે અર print કાઢવું છે આ આપણે આ main layout એટલે આપણે એમ કહીએ ને કે આ main layoutnormal view કહેવાય બરોબર તો આ એ થઇ જશે પછી આ શું છે તો કે આ web layoutweb layout એટલે એની ઉપર click કરશો એટલે તમે માની લો કે તમે કોઈ website ઉપર document ને print કરાવવા માંગો છો display કરાવવા માંગો છો તો website ઉપર આ document કેવું દેખાશે તમે document આખું type કરેલું છે તો website ઉપર કેવું દેખાશે તો આપણને જો આ web layout ઉપર click કરશો એટલે તમે એનું preview તમે અહિયાં જોઈ શકશો બરોબર ત્યારપછી આ છેલ્લે છે zoom in zoom out બરોબર આપણે normal view કરી દઈએ પહેલા આ જો zoom in zoom out છે plus ઉપર sign ઉપર click કરશો એટલે zoom થશે document બરોબર અહીંથી આ પછી આના દ્વારા પણ તમે navigate કરી શકો છો zoom in zoom out કરી શકો છો બરોબર આપણે normal રાખી દઈએ બરોબર તો આ હતું status bar તો મિત્રો આ આપણે જોયું MS Word નું frameworkMSword ની શું હતું framework હવે મિત્રો સૌથી પહેલા હું તમને કહી દઉં કે આ framework જે છે એ શીખવાની જરૂર કેમ પડે તો મિત્રો એકદમ basicnormal છે કે title bar કહેવાય આ menu bar કહેવાય ribbon કહેવાય. status barnormal view આપણું જે page છે બરોબર પણ મિત્રો આ જે તમને ઉદાહરણ સાથે કહું કે આપણે જયારે ઘણી બધી જગ્યાએ આપણે આવું સાંભળતા હોઈએ છીએ કે જયારે મકાન બનાવો ને ત્યારે એ મકાનનો પાયો મજબૂત હોય ને તો એ પાયા મજબૂત પાયા ઉપર તમે ગમે એટલા માળના મકાન બનાવી શકો ઈમારત મોટી ઈમારત બનાવી શકો પાયો મજબૂત હોય તો તો મિત્રો આ વસ્તુ એ જ છે MS Word નું તમારે જો અર MSwordcompletely શીખવું હોય તો આ framework સમજવું એ એક પાયો છે તો મિત્રો અત્યારે framework તમને એવો પ્રશ્ન થશે કે framework માં શું શીખવા જેવું હતું આ તો આપણને ખબર જ હતી બરોબર ખબર હતી તો best છે પણ ના ખબર હોય માની લો કે ભાઈ તમને એમ થાય કે આની જરૂર શું પડે તો મિત્રો આ જરૂર એ પડે તમારે કે જયારે તમે આગળ જેમ જેમ કામ કરતા જશો ને એમ એમ તમને ખબર પડશે કે આપણે આ વસ્તુ જે framework છે એ framework માં કઈ વસ્તુ શું કઈ જગ્યાએ આપેલી છે એ જગ્યા તમને ખાસ ખબર હોવિ જોઈએ એટલે framework શીખવું એ બહુજ જરૂરી છે બરોબર આ તમે જયારે મોટા document ઉપર કામ કરશો ને ત્યારે આ તમારે વધારે મદદ કરશે તમને અંદરથી એવો અહેસાસ થશે કે ના હું શીખ્યો હતો status bar માં આ વસ્તુ બતાવે છે બરોબર હજી Excel ની અંદર જોશો ને તો અમુક function હોય છે ને જે function એ status bar ની અંદર જ તમને count કરી ને આપી આપણે count function છે છે આ બધું તમને status bar માં જ જણાઈ દે બરોબર status bar ની અંદર select કરો ને એટલે status bar ની અંદર તમને એનું totalselect કરેલા જેટલી છે એનું total એના count એ બધું બતાઈ દે તમારે sum કરવાની જરૂર પણ ના પડે પછી status bar તમે framework શીખ્યા હોવ ને તો તમને ખબર હોય કે આ વસ્તુ already આવે છે તો શું લેવા આપણે sum કરવો જોઈએ તો અહિયાં એવી રીતે છે તમને એમ કહે કે આ document ની અંદર અર કેટલા page છે

આગળનો lecture આવશે ને ત્યારે આપણે જોશું આ file menu નું જોશું આપણે file menu ના ઉપયોગ જોશું આપણે એની અંદર આપણે આ જે છે ને આ option જે એને બાકાત રાખશું કારણકે option ની અંદર ઘણું બધું છે એ આપણે જેમ જેમ જરૂર પડશે એમ એમ આપણે લેતા જઈશું બરોબર એટલે આગળના lecture માં file menu જોશું અને ત્યારપછી આપણે home tab ની અંદર આપણે સુધીનું જોશું એટલે કે સુધીનું એટલે આ file menu સાથે આ home tab ની અંદર આપણે અહીંથી તે અહી સુધી

હા હું યશ ફોન પે માંથી ફોન પે કસ્ટમર કેર માંથી વાત કરી રહ્યો છું.

હમ્મ. બરાબર છે. તો હવે એમાં એવું છે કે અત્યારે એપ્લિકેશન છે ને ફોન પે અમારી એમાં એવું છે કે થોડા ટાઈમ પહેલા થોડા ઇસ્યુ હતા. તમે જે કીધા એ ઇશ્યૂ આવતા હતા. એટલે અત્યારે તો અમે એને મેન્ટેનન્સમાં રાખી છે. બરાબર, હા અને જે થી બીજા બધા બી ઘણા જે ફીચર છે એ અમે અત્યારે નવા ઈન્ટ્રોડ્યુસ કરવાના છે.

પછી એમાં ફોન પે ટાઈપ કરી દો. હમ્મ. હા. હા, તો હવે જેવું તમે ઓપન કરશો ને તો તમને અ અપડેટ નો ઓપ્શન આવતું હશે હે ને? તો કંઈ વાંધો નહીં. એકવાર તમે એવું હોય તો એને પહેલા અનઇન્સ્ટોલ કરી દેજો. અને એની પહેલા એવું હોય તો એની પહેલા કેચ મેમરી જે ડિલીટ હોય ને. એ પહેલા કેચ મેમરી તમને પહેલા ડીલીટ કરી દેજો. અને પછી નવી રીતે ઇન્સ્ટોલ કરી દેજો. બરાબર. હા.

ભૂલી ગયા છો. હમ્મ. બરાબર, હા એટલે એમાં કદાચ બની શકે કે એમાં બે વસ્તુ બની શકે. મારે જે અમારું જે નોલેજ છે એ પ્રમાણે બે વસ્તુ બની શકે. એક કાં તો કઈંક અંદર નેટવર્ક ઇશ્યૂ આવે છે. જેના લીધે એ સર્વર સાથે કનેક્ટ થઈ શકતું નથી. બરાબર. તો તમારામાં એવું કોઈ પ્રોબ્લેમ છે મોબાઇલમાં નેટવર્ક ના રહે? હમ્મ. બરાબર સર. બરાબર સર. તો કંઈ વાંધો નહીં. અ મેં તમને કીધુ ને પહેલા શું કરો તમે એને પહેલા અનઇન્સ્ટોલ કરી દેજો. બરાબર. હા. અને પછી એને નવી રીતે ઇન્સ્ટોલ કરી દેજો. બરાબર, તો પછી ફરી બી પ્રોબ્લેમ આવે તો પછી અમને ફરી ફોન કરજો.

આના સિવાયની બી તમને કોઈ જાણકારી જોઇતી હોય તો? હા હા, હમ્મ.

હા એટલે થોડું કેવું અંદર થોડા ટેક્નિકલી ઇશ્યૂ ચાલે છે એપ્લિકેશનમાં. તો તમારા જેવાને કસ્ટમરની ફીડબેકની અમને આમેય બી જરૂર હોતી જ હોય છે. કે કઈ વસ્તુ અમે ઇમ્પ્રૂવ કરી શકે. કઈ વસ્તુ ખરાબ છે. તમને કઈ વસ્તુ સારી લાગી. તો એ બધી વસ્તુ અમે જોતા જ હોય છે. અને તમારા જેવા કસ્ટમર હોય તો સૌથી સારું. જેમનાથી અમને બધુ મળી રહે. મમતલબ બધી માહિતી મળી રહે. અને તમે કીધું ને કે બે વર્ષથી તમે, હા બોલો

ના ના એવું કાંઈ છે નહીં.

હા, તો એ તમને થોડા શોર્ટ ટાઈમમાં તમારું જે પ્રોબ્લેમ જેવી સોલ થશે ને એવી જ તમને ટેક્સ મેસેજ મળી જશે. બરાબર? હા, તો એ એમાં પછી એવી કેવું હશે કે જેવો તમને ટેક્સ મેસેજ પડશે ને એમાં બી પ્રોસિજર હશે. કે કઈ રીતના શું કરવાનું છે, શું પ્રોબ્લેમ હતો. તો શું તમને કઈ જે પ્રોબ્લેમ આવતો હતો, એને કઈ રીતના સોલ્વ કરી શકો. એ બધી માહિતી તમને ટેક્સ મેસેજમાં અમે આપી દઈશું. બરાબર ને? હમ્મ. હા બોલોને હા હા. અ સ્લો તો આમ કેવું છે કે સ્લો તો ના જ હોવું જોઈએ. પણ એવું બની શકે કે તમારા બેંક સાથે જે કનેક્શન હોય ને, આ તમે કોઈ બી બેંક તો એની સાથે લિન્ક કરાવી હશે. બરાબર? હા, તો એમાં અત્યારે એ લોકોને બી કદાચ એવું બની શકે કે એમના સર્વરમાં અમારી સાથે જે ફોન પે સાથે હોય તો એને સાથે કનેક્ટ કરવામાં એમને કઈ પ્રોબ્લેમ આવતો હોય એ સર્વરમાં. તો એના લીધે આ મને લાગે છે ત્યાં સુધી આ ડીલે એટલા માટે થઈ રહ્યો છે. તો વાર તમે હોય, તમે, હમ્મ બોલો.

હા એ એટલા ચારમાં. હા એટલે, હા એટલે કેવું છે કે એમાં એવું જ હોય છે કે ત્રણ ચાર દિવસમાં આમ પીરીયડ હોય વર્કિંગ પીરીયડ અ ત્રણ ચાર દિવસનો. એ સોરી સાત દિવસનો. પ પણ આ તમારો જે કેસ છે ને એમાં કેવું થયું કે તમારું કઈ તારીખે કપાયા પૈસા?

તો એમ કેવું છે કે વચ્ચે તમે જોયું હશે કે થોડી ગુડ ફ્રાઇડે ને એવું બધું આવી ગયું, બરાબર છે? તો એમાં કેવું છે કે એ બધી રજાઓ ના લીધે જે વર્કિંગ ડેસ છે નેએ આપડા, અ એમાં ક્લીયરલી મેન્શન કર્યું છે કે સેવન વર્કિંગ ડેસ. મતલબ સાત જે કામના દિવસો છે જેમાં અ કામ મતલબ જે દિવસે હોલિડેજ હતી, બરાબર? તો એ દિવસે કામ થશે તો એ જ ટાઈમમાં સાતન દિવસમાં તમારું પેમેન્ટ રિફંડ થઈ જતું હોય છે. પણ આ આ વખતે ટાઈમ એટલા માટે ગયો કેમ કે તમે જોયું કે રજા હોલીડે બી આઈ ગયો. પાછું હ સન્ડે સેટરડે સન્ડે વીક ઓફ આવી ગયો. તો તો એ ડીલે થવાનું કારણ જ એ છે એમ. અને તો બી જુઓ હજુ બી તમે થોડી રાહ જુઓ. જો તમારું નહીં થતું, તો એ પાછી અમે રિક્વેસ્ટ તમે જેવી કરશો તો એને અમે રિક્વેસ્ટ આગળ અમારી જે હાયર ઓથોરિટી છે ને ઓથોરિટી એમ એમને શેર કરી દઈશુ અને એ તમારું રિફંડ તો કરી જ આપશે એમ. ભલે બે હમ્મ. એટલે ભલે એ બેંકનો એ ઇશ્યૂ ના હોય એમના સર્વર ને ઇશ્યૂ ના હોય તો બી એ રિફંડ થઈ જશે તમારે. એમાં કોઈ તમારે તકલીફ જેવું છે નહીં.

હા એટલે શે કે ભઈ હવે થોડા ઘણા મેં તમને પહેલા જ એવું કીધું ને. તો બીજા બી થોડા ઘણા મારે આમરે જે કંપની છે ને એ અ ફીચર અપડેટ કરે છે. જે જેવાં કે પહેલા શું હતું કે પહેલા ખાલી અમે યુપીઆઈ ને અ સ્કેનથી અમે પેમેન્ટ કરતાં હતાં, બરાબર? તો ચાલતું હતું અમારે પહેલા બી બિજનેસમાં બી અ ટ્રાન્જેક્શન થતાં હતાં. હવે થોડું ક થોડું થોડું અમે ઇમ્પ્રુવ કરીને યુપીઆઈ દ્વારા કરી છે. પછી આઈઓએસ મતલબ એપલ માટે જે એપ્લિકેશન બનાવી. એપલ સ્ટોરમાં મળી રહે એટલા માટે બનાવી. મોબાઈલ ડીટુએચ રિચાર્જ થતાં જતાં. પહેલા બી થતાં હતાં. બરાબર? પણ પછી અમે ઉટીલીટી બીલ્સ પેમેન્ટ, જએમ કે આપડે ગેસ પેમેન્ટ છે, ગેસ કનેક્શન તમે રાખ્યો છે એનું કનેક્શન છે, વાટર છે. મતલબ પાણીનું જે બિલ આવે એના માટે

થોડું અમે વિચારતા બી હતા કે થોડું હજુ બી સ્મૂથ થઈ જાય. તો ફોન પે નું કામ. બરાબર? તો એના માટે થોડો ટાઈમ જતો રહ્યો એમ. હમ્મ. હા હમ્મ હા. હા હા હા, વોલેટમાં જ. પણ વોલેટ વોલેટમાં કરવા માટે તમારે બેન્ક એકાઉન્ટ તો જોઈશે જ. હા, એટલે તમે વોલેટમાં પૈસા ક્યારે નાખી શકો? કે જ્યારે મતલબ તમારી પાસે કોઈ બેંકમાં હોય ને ત્યારે વોલેટમાં લાવવા હોય ત્યારે ને? હમ્મ. હા, કે વાય સી અત્યારે ફરજિયાત થઈ ગયું છે બધામાં. એ ચાહે બેંક હોય, કોઈ બી એપ્લિકેશન હોય. કે વાય સી ગવર, એમાં શું છે કે ગવર્મેન્ટ નો રુલ્સ છે. તો તમારે કે વાય સી તો કરાવવું પડશે એમ.

હમ્મ. હા એટલે આપડે કેવું છે, ફોન પે જે છે ને, તો ફોન પે ઘણા ખરા એજન્ટો રાખેલા છે. જે લોકો આપડું કામ આપડે તમે જોયું હોય તો ફોન પે માં અ તમે બિઝનેસ કરતા હોય, તો તમે ફોન પે ના સ્કેનર બી રાખ્યા હશે, બરાબર? તો એ ફોન પે ના સ્કેનર માટે આપડે માં આપડી પાસે અ સર્વિસ પ્રોવાઇડર છે.

હા હા, થશે. થઈ જશે, થઈ જશે. તમારું એ તો એપ્લિકેશન દ્વારા જ કરવાનું રહેશે. તો તમારે કોઈ એજન્ટની જરૂર નહીં રહે. એ ખાલી કેવું હોય છે કે તમારો ફોટો પાડીને અંદર એપ્લિકેશનમાં નાખવાનું છે. પછી બીજો ફોટો પાડીને તમારે બીજું કે તમારે જે સેલ્ફી ટાઈપ ફોટો રહેશે. પછી આધાર કાર્ડનો ફોટો રહેશે અને એની નીચે એની ડીટેલ રહેશે. આધાર કાર્ડ નંબર, પછી પાનકાર્ડ રહેશે, પાનકાર્ડનો ફોટો ને, એની ડિટેલ રહેશે. બસ આટલી વાત છે.

તો તમે આટલા કે માની લો એક્ઝામ્પલ તરીકે તમને પચાસ રૂપિયાનું કેશબેક મળ્યો છે, બરાબર? તો એ વસ્તુ છે એ એ કરી શકો તમે એમ. જો કોઈ ઓફર ના હોય ને તમારે ઇમર્જન્સી હોય કે નહીં ચાલે. આ લોકો જોડે ફોનપે નો ક્યુ આર કોડ નથી, તો તમે તો તમે ગમે તે કયુ આર કોડથી તમે પેમેન્ટ કરી શકો છો એમ.

તમે જ્યારે પેમેન્ટ કરશો ને, તો તમને પેમેન્ટના ઓપ્શન દેખાડવામાં આવશે. ધારો કે, કઈ રીતના તમારે એ કરવું છે. યુ પી આઈ દ્વારા કરવું છે, વૉલેટ દ્વારા કરવું છે, બેંક દ્વારા કરવું છે, ડેબિટકાર્ડ થી કરવું છે, ડેબિટ કે ક્રેડિટકાર્ડ થી કરવું છે કે એ ટી એમ મતલબ ડેબિટ એટલે એ ટી એમ કાર્ડ. તો એના દ્વારા કરવું છે. એ તમને અંદર જ ઓપ્શન આપવામાં આવશે. બીજું કોઈ તમારે કોઈ અ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો અત્યારે. થેંક્યુ.

છે તે તમને સૌથી પહેલા જોવા મળશે. MI dash dot gov dot in તો તે website ઉપર તમારે click કરી દેવાનું રહેશે. જો મિત્રો તમે તે website ઉપર click કરી દેશો તો તે website જે છે open થઇ જશે અને તમને આ મુજબની screen જે છે જોવા મળશે. અહીં મિત્રો જે જેવી menu આપેલી છે, તેમાં તમને અહીં નું option જે છે જોવા મળશે. તેના ઉપર click કરશો તો નીચે sub-menu જે છે open થઇ જશે. એમાં સૌથી પહેલા તમને apply online નું option જે છે જોવા મળશે. તે option ઉપર તમારે tick કરી દેવાનું રહેશે. જેથી કરી એક screen જે છે open થઇ જશે. હવે મિત્રો અહીં તમારે નંબર વડે અથવા તો ના જે regular ID નંબર છે તેના વડે તમારે log in જે છે કરવાનું રહેશે.

પછી જે option તમે select કરો તે નંબર એણે તમારે type કરી દેવાના રહેશે. આધાર કાર્ડના નંબર અથવા તો એટલે કે ID નંબર છે તે તમારે અહીં type કરી દેવાના રહેશે. આધાર કાર્ડમાં જેવી રીતે તમારું નામ છે, તેવી જ રીતે

ત્યાર પછી મિત્રો નીચે declaration છે તે આપેલું હશે તે declaration તમારે એક વાર વાંચી લેવાનું રહેશે. અને અહીં મિત્રો check box માં તમારે tick કરી દેવાનું રહેશે. ત્યાર પછી અહીં ના option ઉપર તમારે click કરી દેવાનું રહેશે. જેવું મિત્રો તમે તે option ઉપર click કરશો તો ફરીથી તમારી સામે આ મુજબની screen છે તે open થઇ જશે અને અહીં તમને એક અરજી form છે તે આપી દેવામાં આવશે.

ફૂંદરી ન હોય તે detail તમે fill ના કરો તો પણ ચાલે. તો અહીંથી તમારું રાજ્ય શું છે તે પહેલા select કરી લેવાનું રહેશે. તે સિવાય તમારો જિલ્લો કયો છે તે જિલ્લાનું નામ અહીંથી તમારે select કરવાનું. નામ એટલે કે તાલુકો કયો લાગુ પડે છે તે તમારે અહીંથી select કરી દેવાનું રહેશે. તો આપણે અત્યારે કોઈ પણ એક તાલુકાને select કરી દેશું. આગળ મિત્રો તમે જે આધાર કાર્ડ નંબર આપ્યો છે તેમાં તમારું જે રીતે નામ છે તેવી જ રીતે નામ અહીં મિત્રો તમને જોવા મળશે. તે સિવાય તમારું gender શું છે તે gender અહીંથી select કરવાનું રહેશે. તે સિવાય મિત્રો તમારા પિતાનું નામ શું છે તે પિતાનું નામ આ box માં type કરી દેવાનું રહેશે. તે સિવાય તમારી ઉંમર કેટલી છે તે ઉંમર અહીં તમારે type કરી દેવાની રહેશે. આગળ મિત્રો તમારે બે address ને fill કરવાના રહેશે. સૌથી પહેલા તમારે present address ને fill કરવાનું રહેશે. ત્યાર પછી તમારે permanent address ને fill કરવાનું રહેશે. હવે મિત્રો અહીં સૌથી પહેલા આપણે present address ને fill કરીશું. તો તમારા જે ઘર નંબર હોય છે તે ઘર નંબર અથવા તો ફ્લેટ નંબર મકાન નંબર અહીં તમારે type કરી દેવાના રહેશે. તે સિવાય મિત્રો તમારા area નું નામ અથવા તો ગલીનું નામ છે તે અહીં type કરવાનું રહેશે. મિત્રો city નું નામ છે રાજ્યનું નામ છે અને જિલ્લાનું નામ છે, જેમ આપણે આગળ અહીં જે select કરેલ છે તે જ અહીં automatic by default જે છે લઇ લેશે. તે સિવાય મિત્રો તમે જ્યાં રહો છો તે area ના જે PIN code નંબર છે તે PIN code નંબર આ box માં type કરી દેવાના રહેશે. તમારા જે તે મોબાઈલ નંબર છે તે મોબાઈલ નંબર આ box માં type કરવાના રહેશે. તે સિવાય મિત્રો તમારે permanent address ને fill કરવાનું રહેશે. હવે મિત્રો તમારું present address અને permanent address બંને same હોય તો અહીં check box માં tick કરી દેવાનું રહેશે. જેથી કરી તમે જે રીતે present address fill કરેલ છે, તેવી જ રીતે automatic permanent address fill થઇ જશે. પરંતુ જો બંને address અલગ અલગ હોય તો બંને address છે તે manually અલગ અલગ તમારે fill કરવાના રહેશે. તો permanent address માં તમારે જે છે મકાન નંબર હોય અથવા તો ફ્લેટ નંબર હોય તો અહીં લખી દેવાના રહેશે. તમારી ગલીનું નામ અથવા તો society નું નામ છે તે અહીં લખી દેવાનું રહેશે. તમારું શહેર અથવા તો જે ગાંવ એટલે કે ગામનું નામ શું છે તે મિત્રો અહીં લખી દેવાનું રહેશે. શહેર અથવા તો ગામનું નામ લખવાનું રહેશે. તમારું રાજ્ય શું છે તે રાજ્યનું નામ અહીંથી select કરી દેવાનું રહેશે. તો આપણે જે ગુજરાત રાજ્યને select કરી લઈએ. તમારું જિલ્લાનું નામ અહીંથી તમારે select કરી દેવાનું રહેશે. તો આપણે કોઈ પણ જિલ્લો select કરી લઈશું. તે સિવાય તમે જ્યાં રહો છો તે area ના PIN code નંબર શું છે તે PIN code નંબર આ box માં type કરી દેવાના રહેશે. તમારું marital status શું છે તે marital status અહીંથી તમારે select કરી દેવાનું રહેશે. તમારા આધાર કાર્ડ નંબર જે છે અહીં તમને જોવા મળશે. તે સિવાય મિત્રો તમારા જે આધાર કાર્ડમાં જે રીતે નામ છે તે નામ અહીં તમને જોવા મળશે. તે સિવાય મિત્રો તમારે કોઈ હોય એક અન્ય ID તમે આપવા માંગતા હોય તો તમે આપી શકો છો. જેમ કે પાસપોર્ટ છે, PAN કાર્ડ છે, voter ID કાર્ડ છે, driving licence છે ration કાર્ડ છે, તે સિવાય revenue authority certificate છે bank passbook છે BPL કાર્ડ છે, તેમાંથી તમે કોઈ પણ એક ID કાર્ડ અહીં તમે આપવા માંગતા હોય તો તમે આપી શકો છો. અહીંથી મિત્રો તમે કોઈ પણ એક ID કાર્ડ આપવા માંગતા હોય તો એને select કરી લેવાનું રહેશે. હવે તમે જે ID કાર્ડ select કરેલ છે તે ID ના નંબર શું છે, તે નંબર અહીં તમારે type કરી દેવાના રહેશે. આગળ મિત્રો તમારા પરિવારના દરેક સભ્યની detail અહીં fill કરવાની રહેશે. તમે જે ration કાર્ડ અહીં આપો છો તે ration કાર્ડમાં જેટલા સભ્યના નામ હોય છે તે તમામ સભ્યના નામ અહીં તમારે add કરવાના રહેશે. જેમ કે સભ્યનું નામ શું છે તે અહીં તમારે type કરી દેવાનું રહેશે. અરજદાર સાથે સભ્ય નો શું સંબંધ છે તે અહીંથી select કરી દેવાનું રહેશે. શું છે સભ્યનું તે અહીંથી

માંગતા હોય તો અહીં તે select કરી દેવાનું રહેશે અને તે ID કાર્ડના નંબર શું છે other ID કાર્ડના નંબર તે અહીં તમારે select કરી દેવાનું રહેશે. ત્યાર પછી તમારે age ના option ઉપર click કરી દેવાનું રહેશે. જેવું મિત્રો તમે અહીં age ના option ઉપર click કરશો એટલે અહીં તમે જોઈ શકશો કે ઉપર જે એક member ની detail છે તે fill થઇ ગયેલી તમને જોવા મળશે. મેં માત્ર અહીં બતાવા માટે તમને અહીં member ની detail છે તે fill કરેલ છે. હવે તે member ની detail તમે delete કરવા માંગતા હોય તો અહીં delete નું option જોવા મળશે. તેમાં કોઈ પણ સુધારો વધારો કરવા માંગતા હોય તો અહીં edit નો option છે તે જોવા મળશે. તેવી જ રીતે તમારે બીજા member ની detail છે તે fill કરવાની રહેશે. Ration કાર્ડમાં જેટલા સભ્યના નામ છે તે તમામ સભ્યની detail અહીં તમારે fill કરવાની રહેશે. તે સિવાય તમારો ધર્મ શું છે, તે ધર્મ અહીંથી select કરવાનો રહેશે. તમારી જાતિ કઈ છે એટલે કે category કઈ છે તે category અહીંથી તમારે મિત્રો select કરી દેવાની રહેશે. તે સિવાય મિત્રો તમે વિકલાંગ હોય તો અહીં એ select કરવાનું રહેશે. નહીંતર તમારે no select રાખવાનું રહેશે. આગળ મિત્રો તમારા પરિવારમાં કોઈ પણ સભ્ય પાસે માં રહેવા માટે કોઈ પણ મકાન જો મકાન હોય તો અહીં એક select કરવાનું રહેશે. નહીંતર તમારે હ select કરવાનું રહેશે. મકાન હોય અને તમે એક select કરેલ હશે તો મકાનની detail છે તે fill કરવાની રહેશે. જેમ કે ક્યા વિસ્તારમાં મકાન આવેલ છે તે વિસ્તારનું નામ અહીં તમારે લખી દેવાનું રહેશે. શહેરનું નામ છે તે મિત્રો અહીં તમારે લખી દેવાનું રહેશે. કેટલા જમીનનો માં મકાન આવેલ છે એટલે કે મિત્રો જે તમે મકાનનું બાંધકામ કરેલ છે તે જમીનનો વિસ્તાર કેટલો છે તે વિસ્તાર અહીં તમારે લખી દેવાનો રહેશે માં. તે સિવાય ક્યા રાજ્યમાં મકાન આવેલ છે તે રાજ્યનું નામ અહીંથી select કરી દેવાનું રહેશે, ક્યા જિલ્લામાં મકાન આવેલ છે તે જિલ્લાનું નામ અહીંથી select કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો જે તમે અત્યારે હાલ મકાનમાં રહ્યો છો તે મકાન તમારું છે કે કેમ. મિત્રો જો તમારું હોય તો અહીં owner કરવાનું રહેશે. તમે ભાડે રહેતા હોય તો અહીં rent છે તે select કરવાનું રહેશે. જો તમે કોઈ પણ બીજી રીતે રહેતા હોય તો other type કરી તમારે select કરી દેવાનું રહેશે. તે સિવાય મિત્રો તમે વ્યવસાય શું કરો છો, ધંધો શું કરો છો તે અહીંથી તમારે select કરી દેવાનું રહેશે. તમારા કુટુંબની કુલ વાર્ષિક અવાક કેટલી છે તે વાર્ષિક અવાક અહીં તમારે type કરી દેવાની રહેશે. ત્યાર પછી મિત્રો અહીં તમને declaration છે તે જોવા મળશે. તે declaration તમારે વાંચી લેવાનું રહેશે. અને તેને accept કરવા માટે અહીં check box માં tick કરી દેવાનું રહેશે. ત્યાર પછી અહીં નીચે તમને captcha code છે તે જોવા મળશે. તે captcha code આ box માં

ઉપર તમારે click કરી દેવાનું રહેશે. જેવું મિત્રો તમે save કરશો તો તમારી અરજી છે તે save થઇ જશે અને અહીં તમને application નંબર છે તે આપી દેવામાં આવશે. જે application નંબર તમારે મિત્રો સાચવીને રાખવાનો રહેશે. જો મિત્રો તમે